પર્લમા હેશ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલવિશે શીખીશું પર્લમાં હેશ અને હેશના એલિમેન્ટને એક્સેસ કરતા
અહીહું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5142 ગેડિટ ટેક્સ્ટ એડીટર તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો
તમને પર્લમાં વેરીએબલ અને ડેટા સ્ટ્રક્ચરની સામાન્ય જાણકારી હોવી જોઈએ
કમેન્ટસલૂપ્સઅને કન્ડીશનલ સ્ટેટમેંટ અને એરેની જાણકારી હોવી ફાયદા કારક છે
સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો
હેશએ અવ્યવસ્થિત ડેટાનું સંગ્રહ છે
આ keyવેલ્યુ આવા જોડીના ડેટાસ્ટ્રક્ચર છે
હાશ કીઝ વિશિષ્ટ છે
પરંતુ હેશ ડુપ્લિકેટ વેલ્યુ ધરાવી શકે છે
હેશ આરીતે ડીકલેર કરી શકાવાય છે
ચાલો હવે હેશ માથી કીની વેલ્યુ કેવી રીતે મેળવવી તે જોઈએ
કી ની વેલ્યુ મેળવવા માટે સિન્ટેક્સ છે
ડોલર હશનામે ખુલ્લો છગડીયો કૌંસ સિંગલ ક્વોટ કીનામે સિંગલ ક્વોટ બંદ છગડીયો કૌંસ સેમ્પલ પ્રોગ્રામ વાપરીને હેશને સમજીએ
ગેડિટ
મા પર્લ્હાશ ડોટ પીએલ ફાઈલ મા કોડ પહેલા થીજ ટાઈપ કર્યો છે
પર્લ્હાશ ડોટ પીએલ ફાઈલમા દેખાડ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો
પર્લમા હેશ પરસેન્ટેજ ચિન્હ સાથે ડીકલેર થાય છે
આ હેશ ની કીઓ છે
અને આ હેશની વેલ્યુઓ છે
નોંધ હેશ ની કી એક્સેસ કરવા માટે ડોલર ચિન્હનો ઉપયોગ કરાવાય છે
ફાઈલ સેવ કરવા માટે Ctrl એસ દબાઓ
ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ આપેલ રીતે કરો
પર્લ પર્લ્હાશ ડોટ પીએલ અને Enter એન્ટર દબાઓ
ટર્મિનલ પર આઉટપુટ દેખાય છે
ચાલો હવે હેશ માંથી કીને ઉમેરતા અને કાઢતા જોઈએ કી ઉમેરવા માટે સિન્ટેક્સ છે
ડોલર હશનામે ખુલ્લો છગડીયો કૌંસ સિંગલ ક્વોટ કીનામે સિંગલ ક્વોટ બંદ છગડીયો કૌંસ ઇક્વલ ટીઓ value સેમિકોલોન કી ડીલીટ કરવા માટે ડિલીટ ડોલર હશનામે ખુલ્લો છગડીયો કૌંસ સિંગલ ક્વોટ કીનામે સિંગલ ક્વોટ બંદ છગડીયો કૌંસ સેમિકોલોન હવે સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ સમજીએ
મેં પહેલા થી જ હેશકીઓપરેશન્સ ડોટ પીએલ ફાઈલમા કોડ ટાઈપ કયો છે
આ રીતે હેશ ડીકલેર કરાય છે
આપણે હેશમાંથી કીને ઉમેરીશું અને કાઢીશું અહી પહેલાથીજ બનાવેલ હેશમા કી ઉએરીએ છીએ
આ વેરીએબલને વેલ્યુ અસાઇન કરવાની જેમ જ છે
ડિલીટ કીવર્ડ ને કે ને ડીલીટ કરવામાટે વાપરવામાં આવે છે
ડીલીટ કરવા માટે આપણને કી પાસ કરવી જોઈએ
ફાઈલ સેવ કરવા માટે CtrlS દબાઓ
ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ આપેલ રીતે એક્ઝીક્યુટ કરો
પર્લ હેશકીઓપરેશન્સ ડોટ પીએલ અને Enter
દબાઓ
આઉટપુટ ટર્મિનલ પર દેખાશે
ચાલો હેશ કી અને વેલ્યુ સોર્ટ કરવાનું જોઈએ
કી સોર્ટ કરવાનું સિન્ટેક્સ છે
સોર્ટ ખુલ્લો કૌંસ કીઝ પરસેન્ટેજ હશનામે બંદ કૌંસ સેમિકોલોન તેમજ હેશ વેલ્યુ સોર્ટ કરવા માટે સોર્ટ ખુલ્લો કૌંસ વેલ્યુઝ પરસેન્ટેજ હશનામે બંદ કૌંસ સેમિકોલોન સોર્ટીંગની ફ્ન્ક્શનાલીટી સેમ્પલ પ્રોગામ દ્વારા સમજીને લઇએ
ગેડિટ
પર સોર્થશ ડોટ પીએલ ફાઈલ પર જાઓ
સ્ક્રીન પર બતાડેલ કોડ સોર્થશ ડોટ પીએલ મા ટાઈપ કરો
અહી એડ્રેસ
નું હેશ ડીકલેર કર્યું છે
અહી કીઓ સોર્ટ કરવા માટે કીફંક્શન સાથે સોર્ટ આ ઇનબિલ્ટ ફંક્શન વાપરીશું
હેશ કી એ મૂળાક્ષર ક્રમ અનુસાર સોર્ટ કરશે
તેમજ આપણે હેશના વેલ્યુ પર સોર્ટ ફંક્શન વાપરી શકીએ છીએ
ન્યુમેરિક કીઓ અનેઅથવા વેલ્યુ સોર્ટ કરી શકાવાય છે
ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર જાઓ
સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ સોર્થશ ડોટ પીએલ અને Enter દબાઓ
આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે
હવે હેશ ની કીઓ અને વેલ્યુઓ કેવી રીતે મેળવવી તે જોઈએ
હેશકી અને વેલ્યુ મેળવવા માટે પ્રલ ઇનબિલ્ટ ફંક્શન પૂરું પાડે છે
હેશની બધી કીઓ મેળવવા માટે કીઝ ફંકશન વાપરવા મા આવે છે
વેલ્યુઝ ફંક્શન બધા કીઓના વેલ્યુઓ આપણને આપે છે
ઇચ ફંક્શન હેશપર ઈટરેશનસ કરીને બધા કી વેલ્યુની જોડી આપે છે
ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ સમજીએ આ માટે પર્લ્હાશ ડોટ પીએલ આ સ્ક્રીપ્ટ વાપરીશું જે આપણે ટ્યુટોરીયલના શરૂઆતમા બનાવી હતી સ્ક્રીન પર આપેલ પ્રમાણે કોડ ટાઈપ કરો ચાલો કોડ સમજીએ
હેશ પર કીજ ફંક્શન હેશના બધા કીઓ છે તેમ એરે આપે છે
હેશ પર વેલ્યુઝ ફંક્શન હેશના બધા કીઓના વેલ્યુનો એરે આપેછે
ઇચ ફંક્શન keyવેલ્યુ ની જોડી પાછી આપે છે
આપણે અહી વ્હાઇલ લૂપ
વાપર્યું છે
હું ઈચ ફંક્શનને પાછુ આપેલ હેશ મા keyવેલ્યુ જોડી પર ઈટરેટ કરીશ
ફાઈલ સેવ કરવા માટે CtrlS દબાઓ
હવે ટર્મિનલ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો
પર્લ પર્લ્હાશ ડોટ પીએલ અને Enter દબાઓ
આપેલ આઉટપુટ સ્ક્રીન પર દેખાશે
હવે હેશમાં લૂપીંગ કેવી રીતે કરવું તે જોશું
આપણે હેશમા પ્રત્યેક કી પર ઈટરેટ કરવા માટે ફોરીચ લૂપ વાપરી શકીએ છીએ
પછી કીની વેલ્યુપર વિશિષ્ઠ કાર્ય કરીએ
સ્ક્રીન પર સિન્ટેક્સ દેખાય છે
અહી ફોરીચ લૂપ ના દરેક ઈટરેશનમા હેશ ની કી variable
ને આપવામા આવશે
પછી તે variable વેલ્યુ મેળવવા માટે અથવા કાર્ય કરવા માટે વાપરવા મા આવશે
તેમજ સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે હેશમાની વેલ્યુ પર લૂપ કરી શકીએ છીએ
આપણે સેમ્પલ પ્રોગ્રામ જોશું
ચાલો હું ગેડિટ
મા લૂપિંગઓવરહાશ ડોટ પીએલ ફાઈલ પર જાઉં
આપેલ કોડ લૂપિંગઓવરહાશ ડોટ પીએલ ફાઈલ મા ટાઈપ કરો
આ કોડ હેશ ની એકજ કી પછી આપે છે
આપણા કેસ મા પ્રથમ વખતે ડોલર કીમા કે ડિપાર્ટમેન્ટ કી તરીકે ધરાવે છે
ફોરીચ ના આગળના ઈટરેશન મા આપણને નામે કી મળશે
નોંધ હેશ એ અવ્યવસ્થિત ડેટાનું સંગ્રહ છે
તો હેશ બનાવતી શમયે આપેલ કીઝ તેના ક્રમ મા નહી હોય
વેલ્યુ પર લૂપ એક જ રીતે કામ કરે છે
ફાઈલ સેવ કરવા માટે Ctrl એસ દબાઓ
પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો
પર્લ લૂપિંગઓવરહાશ ડોટ પીએલ અને Enter
દબાઓ
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે
સારાંશ મા
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા પર્લમા હેશ અને હેશના એલિમેન્ટને એક્સેસ કરતા સેમ્પલ પ્રોગ્રામ વાપરતા અહી તમારા માટે એક એસાઇનમેંટ છે સ્ટુડન્ટ નામે કી તરીકે હેશ ડીકલેર કરો
અને hisહેર પરસેન્ટેજ વેલ્યુ તરીકે કીઝ વેલ્યુઝ અને ઇચ ફંક્શન વાપરીને હેશ ને લૂપ કરો
પછી દરેક વિદ્યાર્થી ના પરસેન્ટેજ પ્રિન્ટ કરો
નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે કૃપા કરીcontactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર